પર્લમાં ફોર એન્ડ ફોરીચ ફોર અને ફોરઈચ લૂપો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું પર્લમાંનું ફોર લૂપ અને પર્લ મા ફોરીચ લૂપ હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5142 તેમજ હું ગેડિટ ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ
તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો
તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે
જો નથી તો સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત ટ્યુટોરીયલોનો સંદર્ભ લો
પર્લ એવી પદ્ધતિ પ્રદાન કરે છે જેનાથી આપણે વિવિધ વેલ્યુઓ માટે શરતોની ચકાસણી વારંવાર કરી શકીએ છીએ
જે કે લૂપનાં મદદથી કરાય છે
પર્લમાં અનેક પ્રકારનાં લૂપસ છે જેમ કે ફોર લૂપ ફોર લૂપ ફોરીચ લૂપ ફોરઈચ લૂપ વ્હાઇલ લૂપ વ્હાઈલ લૂપ અને do વ્હાઇલ લૂપ ડૂ વ્હાઈલ લૂપ આ ટ્યુટોરીયલમાં આપણે ફોર અને ફોરઈચ લૂપ આવરી લેશું
પર્લમાં ફોર લૂપનો ઉપયોગ કોડનાં અમુક ભાગને એક નિશ્ચિત દરે એક્ઝીક્યુટ કરાવવા માટે કરી શકાવાય છે
લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે ફોર સ્પેસ ઓપન બ્રેકેટ વેરિએબલ ઇનિશિયલાઇઝેશન સેમિકોલોન કન્ડિશન સેમિકોલોન ઇન્ક્રિમેન્ટ ક્લોઝ બ્રેકેટ અને Enter એન્ટર દબાવો
ખુલ્લો છગડીયો કૌંસ કોડનાં જે ભાગને એકવાર એક્ઝીક્યુટ કરવો છે તે ભાગ બંધ છગડીયો કૌંસ હવે ચાલો ફોર લૂપનું ઉદાહરણ જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ forloopપીએલ સ્પેસ અને Enter એન્ટર દબાવો
આનાથી ગેડિટ માં forloopપીએલ ફાઈલ ખુલશે
કોડનાં આ ભાગને ટાઈપ કરો હાશ એક્સક્લેમેશન માર્ક સ્લેશ ઉ એસ આર સ્લેશ બિન સ્લેશ પર્લ Enter એન્ટર દબાવો ફોર સ્પેસ ઓપન બ્રેકેટ ડોલર આઇ ઇક્વલ્સ ટીઓ ઝેરો સેમિકોલોન સ્પેસ ડોલર આઇ લેસ થાન ઓર ઇક્વલ ટીઓ ફોર સેમિકોલોન સ્પેસ ડોલર આઇ પ્લસ પ્લસ ક્લોઝ બ્રેકેટ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો
ટાઈપ કરો પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ વેલ્યુ ઓએફ આઇ કોલોન સ્પેસ ડોલર આઇ સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ પૂર્ણ કરો અર્ધવિરામ અને Enter દબાવો
હવે છગડીયા કૌંસને બંધ કરો
ફાઈલને સંગ્રહવા માટે CtrlS દબાવો
ચાલો હું સમજાવું કે ફોર લૂપ શું કરે છે
વેરીએબલ આઇ શૂન્ય પર ઈનીશલાઈઝ થાય છે
આગળ કન્ડીશન ને તપાસવામાં આવે છે
આ કિસ્સામાં કન્ડીશન છે આઇ લેસ થાન ઓર ઇક્વલ ટીઓ 4
જો આ કન્ડીશન ટ્રૂ ટ્રુ હોય તો છગડીયા કૌંસ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે
આનો અર્થ એ કે પ્રથમ સ્ટેટમેંટ વેલ્યુ ઓએફ આઇ કોલોન 0 ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે
આના પછી વેરીએબલ આઇ માં 1 અંક વધારો થાય છે
અને ફરી એક વાર ફોર લૂપ કંડીશન તપાસ થાય છે
આ લૂપ ત્યારે બંધ થશે જ્યારે આઇ ની વેલ્યુ 4 કરતા મોટી થાય છે
આ કિસ્સામાં ફોર લૂપ આઇ 0 1 2 3 4 માટે એક્ઝીક્યુટ થશે જેકે કુલ 5 વખત છે
હવે ટર્મિનલ પર સ્વીચ કરો
કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી ફોરલૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
અહીં તે એક સંદેશ દર્શાવે છે
forloopપીએલ સિન્ટેક્સ ઓક આમ કોઈપણ એરરો નથી
હવે ચાલો પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ ફોરલૂપ ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે
હવે ચાલો ફોરઈચ લૂપ જોઈએ
જો આપણને એકાદ કંડીશન પૂર્ણ એરે માટે તપાસવી હોય તો આપણે ફોરઈચ લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ
તે માટે સિન્ટેક્સ છે ફોરીચ સ્પેસ ડોલર વેરિએબલ સ્પેસ વિથિન બ્રેકેટ્સ એટી થે રતે અરે સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ પરફોર્મ એક્શન ઓન ઇચ એલિમેન્ટ ઓએફ એએન અરે પ્રેસ Enter બંધ છગડીયો કૌંસ
નોંધ લો આપણે એરે એરે ઈનીશલાઈઝ કરવું અને તેને વ્યાખ્યિત કરવું આવનારા ટ્યુટોરીયલોમાં આવરીશું
અત્યારે ચાલો ફોરઈચ લૂપનું ઉદાહરણ જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ ફોરીચલૂપ ડોટ પીએલ સ્પેસ એમ્પર્સન્ડેન્ડ અને Enter દબાવો
આનાથી ગેડિટ માં foreachloopપીએલ ફાઈલ ખુલશે
કોડનાં આ ભાગને ટાઈપ કરો
હાશ એક્સક્લેમેશન માર્ક સ્લેશ ઉ એસ આર સ્લેશ બિન સ્લેશ પર્લ અને Enter ડબાઓ
એટી થે રતે મ્યારે સ્પેસ ઇસ ઇક્વલ ટીઓ સ્પેસ ઓપન બ્રેકેટ ટેન કોમા ટ્વેન્ટી કોમા થર્ટી ક્લોઝ બ્રેકેટ સેમિકોલોન Enter દબાવો
ફોરીચ સ્પેસ ડોલર વર સ્પેસ ઓપન બ્રેકેટ એટી થે રતે મ્યારે ક્લોઝ બ્રેકેટ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો અને ટાઈપ કરો
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ એલિમેન્ટ ઓએફ એએન અરે ઇસ કોલોન ડોલર વર સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ પૂર્ણ કરો અર્ધવિરામ
Enter દબાવો અને છગડીયા કૌંસને બંધ કરો
ફાઈલ સંગ્રહવા માટે ctrls દબાવો
ચાલો હું સમજાઉં કે આ કોડ શું કરે છે
મ્યારે નામનો એક એરે જાહેર થાય છે
તેમાં 3 ઘટકો છે 10 20 અને 30
ફોરઈચ લૂપની દરેક પુનરાવૃત્તિમાં ડોલર વર ડોલર વ્હાર એરેમાનાં એક ઘટકનો સમાવેશ કરશે
ફોરઈચ કીવર્ડ આ લૂપને એરેનાં પ્રત્યેક ઘટક માટે દોહરાવશે
એટલે કે દરેક મ્યારે ઘટક માટે છગડીયા કૌંસ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે
back સ્લેશ ન પ્રોમ્પ્ટને નવી લાઈન પર મુકશે
એટલે કે ટર્મિનલ પર પહેલું ઘટક 10 દેખાડવામાં આવશે
ત્યારબાદ 20 અને એમજ આગળ જ્યારસુધી તમામ ઘટકો પ્રીંટ થતા નથી
મ્યારે માં તમામ ઘટકો પ્રીંટ કર્યા બાદ આ લૂપ બંધ થશે
હવે ટર્મિનલ પર જાવ અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે નહી તે તપાસવા માટે આપેલ ટાઈપ કરો
ટાઈપ કરો પર્લ હાયફેન સી ફોરીચલૂપ ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર આપેલ લાઈન દ્રશ્યમાન થશે
અહીં કોઈપણ કમ્પાઈલેશન કે સિન્ટેક્સ એરરો નથી
તો ચાલો પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ
ટાઈપ કરો પર્લ ફોરીચલૂપ ડોટ પીએલ અને Enter દબાવો ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશ્યમાન થશે
તો ફોર લૂપ અને ફોરઈચ લૂપ પર બસ આટલું જ
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા પર્લમાં ફોર લૂપ અને ફોરઈચ લૂપ અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને
તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે સ્પોકન ટ્યુટોરિયલ નામથી એક સ્ટ્રીંગ જાહેર કરો અને તેને 5 વખત પ્રીંટ કરો colorArray ખુલ્લો કૌંસ એકલ અવતરણ ચિન્હમાં રેડ અલ્પવિરામ વ્હાઇટ અલ્પવિરામ બ્લૂ બંધ કૌંસ આવા રંગનો એક એરે જાહેર કરીને ફોરઈચ લૂપનો ઉપયોગ કરીને એરેનાં ઘટક પ્રીંટ કરો આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આ લીંક પર ઉપલબ્ધ છે
આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે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
જોડાવાબદ્દલ આભાર